આજુબાજુ રહેતી ના ઢગલાઓ દેખાય છે માલ બનાવવા વાળી ઘણી બધી ગાડીઓ પણ દેખાય છે.

અ ચિત્રમાં ઓમ શનેશ્વરાય નમઃ મૂર્તિને અડકવું નહીં જેવા બોર્ડ મારવામાં આવ્યા છે.

દરિયામાં કેટલીક બોટો તરતી દેખાય છે આજુબાજુ કેટલાક ડુંગરો પણ દેખાય છે.

આ ચિત્ર એક દુકાનનો છે જે દુકાનનું નામ સંગીત ઇલેક્ટ્રોનિક છે.

આ ચિત્ર એક નદી કિનારાનું છે ચિત્રમાં ઘણી બધી મહિલાઓ અને બાળકો દેખાય છે.

આ ચિત્રમાં એક નાસ્તાની ડીશ દેખાય છે જેના ઉપર દહીં જેવું દેખાય છે જેના ઉપર ધાણા દેખાય છે.

જ્યાં સાઉથ ઇન્ડિયન પ્યોર વેજ કેક મળે છે આજુબાજુ કેક ના કેટલાક બેનરો લાગ્યા છે.

ચિત્રમાં એક પાર્કિંગ પણ છે જેના પતરાની સ્ટાઇલથી બનાવવામાં આવ્યું છે આજુબાજુ બ્લોક પણ મુકેલા દેખાય છે.

આજુબાજુ ટેબલો દેખાતી છે ટેબલો ની આજુબાજુ સોફા ઓ મૂકવામાં આવ્યા છે.

છોકરો તેમાં એક્સરસાઇઝ કરતો દેખાતો છે છોકરાએ સફેદ કલર નું બનિયાન અને ટ્રેક પેન્ટ પહેર્યો છે.

હોસ્પિટલ ની બહાર ઘણી બધી લાઈટો દેખાતી છે વીજળીના તારો લટકતા દેખાતા છે.

આ ફોટા માં એક ખાણ જેવી દેખાતી છે આજુબાજુ કેટલાક પથ્થરો દેખાતા છે.

કેટલીક દુકાનો પણ દેખાય છે રસ્તો દેખાય છે જેના ઉપર કેટલીક કારો દેખાય છે.

આજુબાજુ વીજળીના થાંભલા દેખાય છે આજુબાજુ બીજા મકાનો પણ દેખાય છે.

આ ચિત્ર એક જીમ નું છે જીમ માં ઘણા બધા સાધનો દેખાય છે.

આ ચિત્ર કોઈ પ્લે ગાર્ડન નું છે આજુબાજુ નાની લોન દેખાતી છે.

ઘણી બધી તેમાં સ્ત્રીઓ અને પુરુષો દેખાય છે મંડપો બાંધવામાં આવેલા છે.

ઘરની બહાર એક ડસ્ટબિન દેખાય છે જેનો કલર લાલ છે આજુબાજુ કેટલાક બાંકડાઓ દેખાય છે.

આ ચિત્ર એક સેલોન નું છે સેલોન માં એક વ્યક્તિ બેસેલો દેખાય છે.